અવર્ણીય વિધેંસ છે નેડીલીયમ સમાન ગુણધર્મો છે. આ આવાસ કોનના ગોઠવણી તેમજ કેટલાક કેટલાક એવા ડાલુન દાખલ બનાવ્યા છે કે થોડા વધુ પરમાણ્વીય દળ ધરાવતા તત્વોને થોડા ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્વ કે કરતા મળું પડ્યું કરવામાં આવ્યું કે જેની સમાન ગુણધર્મો ધરાવતા તત્વો એક સાથે ગોઠવી શકે ઉદાહરણ તરીકે કોષ્ટકમાં નીકર તથા પહેલા દેખાડ્યું વધુમાં મેદી પોતાના આકર્ષો કેટલાક સ્થાન ખાલી છોડવાનું કર્યા આ ખાલી આ ખાલી થાનને માંડ્યાનના રૂપમાં જોયા જોયાના Hello આહ friends આજે હું તમને entertainment વિશે discuss કરીશ કે આપડા જીવનમાં આપણે life માં એમકે entertainment કેટલું જરૂરી છે. હાલ માં ભાગદોડ વાળી જ઼િંદગી માં entertainment જે આપડે mind fresh કરે છે આપડે આખા દિવસ ના થાકેલા પાકેલા હોયે આપણે ગમે એવા માનસિક તણાવ માં પણ હોય depress હોય અને entertainment કેટલું જરૂરી છે જીવનમાં એ વિષય હું તમને discuss કરુ કે હાલ ના છોકરાઓ ને પણ નાના બાળક થી લઈ ને વૃદ્ધો સુધી બધા ને. entertainment બહુ જ આમ. જરૂરી છે કેમ કે એ ખાપ જીવનમાં લાગ્યો હોય એ આપડે હળવા થયી જાય છે entertainment થી નાના બાળકો ને હાલ પર તમે જોવો પહેલા બીજા વાળા ત્રીજા ચોથા એ~એટલા નાની ઉમરના બાળકો ને પણ ભણવા નો બોજ વધી ગયો છે. ઈસ્કૂલ ને ટ્યૂશન ને. બસ એમાં એમાજ રચ્યા પચ્યા શે એમ ને રમત ગમતનું પણ time નથી મળતો એમના માતા પિતા જે છે ઇ આહ રમત ગમત માટે પણ એને બસ ભણતર ભણતર ને ભણતર પણ એ સમજતા નથી કે છોકરા માટે freshness માટે entertainment પણ એટલું જરૂરી છે. Entertainment આપણે કઈક નવું ને કઈ પૂરું કરવા માટે આપણે મદદ લઈ એવું ~એવું છે. દિવસ બહારની થકાં માટે કોઈ દવા હોય તો એ છે entertainment આહ entertainment વગરનું જીવન એટલે કે આપણે જે petrol વગરની ગાડી કહીયે એવું થઇ ગયું છે. એવુ કહેવાય અમ કે petrol વગરની ગાડી એટલે entertainment વગર નું જીવન એટલે petrol વગરની ગાડી મનુષ્ય કામ સે લોકો માં જે બાળકો student જૈસે study માં લાગ્યા હોય એના કારણે દિવસ પર થાકી જાય એટલે entertainment જે છે આપણ ને fresh કરી નાંખે બરાબર પહેલા ના સમય માં કેવું હતું કે entertainment ના સાધન ની વાત કરીયે કે અત્યારે કેવા entertainment સાધનો છે ને પેલા કેવા હતા તો પહેલા ના સમય માં તો લોકો જ્યારે કોઈ technology માં વધારો નહતો થયો આહ કોઈ નવી નવી શોધ નથી થઈ. એની પેલા ની વાત કરું તો પેલા ના સમય માં તો પોપટ, કુતરા, ઘેટાં, બકરાં, પાલતુ પશુ છે. એ બધાને પાલતુ પશુ બધાને પાડતા અને એનાથી એ લોકો entertainment મનોરંજન કરતા ત્યારબાદ જે લોકો કુસ્તી લડતા નાટક ભજવતા એમાં circus હોતા પહેલા ના સમય માં હવે તું જો કે આ નાટક ને circus ને એવું ભાગ્ય જ time એ જોવા ભાગ્યજ જોવા મળે છે અને અત્યાર ના લોકો તો એનાથી બહુ વંચિત છે. અત્યારે નવી પેઢી ના બાળકો જે છે

વેગનયન technology વધી ગઈ છે એના કારણે entertainment ના. તરીકો આખો બદલાય ગયો છે કે અત્યારે કેમ entertainment થાય, બાળકો હોય કે મોટી ઉંમર ના લોકો young generation કયો, બાળકો કયો એ એનું આખું entertainment ના. તરીકો આખો બદલાય ગયો છે હવે તો theatre ઓ આવી ગયા છે Phone આવી ગયા છે smart phone music player એની music સારી એવી સિસ્ટમો આવી ગઈ છે. computer છે અત્યારે બાળકો game રમી ને પોતા નો સમય પસાર કરતા હોય છે.

આહ એવું બધું રમતા સાતોડિયું સંતાકુકડી ગિલ્લી દંડા એવી બધી game રમીને લોકો fresh થતા મનોરંજન કરતા હવે કોઈ games નથી. હવે તો બાળકો ને smart phones આવી ગયા છે એટલે smart phone માં games download કરેં ને એમાં games રમે એટલે પછી વિકાસ રુંધાઈ જાય એવું કેમ કે ઘરમાં ને ઘરમાં બાળકો પડ્યા રહે છે. પેલાના સમય માં તો આહ entertainment માટે એની સાથે સાથે વ્યાયામ પણ કરતા અને હાલ તો વે entertainment માટે આરામ થી phone લઇ લો કે એના માટે સુતા સુતા TV જોતા હોય સુતા સુતા એમ આરોટી ને એમ લેટી ને એમ entertainment માટે એવું કરે છે શરીર પછી એવું બેદોડ થયી જાય વયંમા નહિ કસરત નહિ બધું હાલ ઓછું જોવા મળે છે એટલે પેલા ના સમય માં entertainment કેવી રીતે કરતા બધા

માનસિક વિકાસ ના સાથે સાથે તમારો શારીરિક વિકાસ પણ સારું પડે છે એના થી બાળકો ને બધા સુ outdoor games રમે તો એનાથી સાથે સાથે માનસિક fresh થઈ જાય mentally તો એલોકો fresh થાયી જ જાય. કેમ કે બહાર ના વાતાવરણ સાથે connect connected હોય છે outdoor games માં એટલે mentally fresh તો થઇ જ જાય એટલે mentally fresh ની સાથે સાથે એ લોકો શારીરિક પણ. આહ નું શરીર પણ સારું રહે છે પણ અત્યાર ના લોકો computers અને smart phones ને એમાં એમાં ઘરમાં ને ઘરમાં પડ્યા રહે છે શરીર પર બગડે અને phone ને computers ને તો કેટલા ખતરનાક છે બહુ એનું use કરવામાં આવે તો તે entertainment ની સાથે સાથે પછી બીજા પણ આહ એના નુકસાન કરેં આપણ ને. બીજું પણ નુકસાન આંખો ને નુકસાન થાય એના તરંગો આપણા મગજમાં એટલે માથું દુખે વધારે phone use કરો. વધારે computers માં games રમ્યા કરો, જોયા કરો તો અને હવે તો ગીતો સાંભળ વાણી રીત કેવી પેલા તો radio હતો એટલે એના દ્વારા કે TV દ્વારા આપડે ગીતો સાંભળતા હતા. હવે તો ear phone hands free કહીયે આપડે એ આવી ગઈ છે તો એ કાનમાં લગાવી ને લોકો પડ્યા હોય છે બાળકો ની સુ વાત કરીએ બાળકો તો ઠીક છે પણ young generation આહ મોટી ઉમરના લોકો બધા હવે તો ear phone લગાવી ને કરેં છે એટલે એનું sound કે એ આપણા કાન ને કેટલું ખતરનાક કહેવાય છે કે એ આપણા કાન ને બહુ નુકસાન પહોંચાડે છે કે બાળકો ને young generation જોઈએ. phone વધારે use કરશે તો બેરાશ અવની વેલા પાને વેલા બહેરાશ આવી જાય એટલે અત્યાર ના entertainment ના સાધનો છે. એ fresh કરેજ fresh તો કરેં એની સાથે સાથે આપણે કેટલું નુકસાન કરી રહ્યા છે. એટલે અત્યારે theatre રોમાં પણ હમ જાય છે. theatre રો ની ticket ના એટલા મોટા મોટા ખર્ચા કરેં છે. theatres જાય પહેલા ના સમય માં તો black and white ચલચિત્રો હતા પહેલા ના સમય માં તો કેહ વું હતું કે આહ cricket છે, મહાભારત છે. રામાયણ છે એવું એક જગ્યા એ આહ કરવામાં આવતું અને ત્યાં બધા ભેગા થઈ ને જોતા અને એવી રીતે પોતે fresh થતાં આહ અત્યારે તો હવે theatres આવી ગયા છે એટલે બધા એમાં ticket મોંઘી ticket ખર્ચી ને theaters માં જાય છે. એટલે હવે અત્યાર ના entertainment ના સાધનો બોઓલા થઇ ગયા છે. મનોરંજન જરૂરી છે, પણ આપણે મનોરંજન ની સાથે સાથે આપણે નુકસાન થાય એ પણ જોવું જોઈએ તો અત્યારે આપણે મનોરંજન માટે ગીતો સાંભળીએ છીએ.

આહ જે હવે તો કુસ્તી છે, નાટક circus એ બધું તો નાબૂદ થઈ ગયું છે. પણ અત્યારે ને પેઢી ને પણ એ બધું બતાવ વું જોઈએ. કુસ્તી આહ નાટક છે કે Circus એ બધું બતાવીને એવી રીતે entertainment કરો તો વધારે સારું. એના સાથે સાથે તમે mentally fresh તો રહૉજ પણ mentally freshness ની સાથે સાથે હવે તમે એવી રીતે પણ fresh રહ્યો કેમ કે નાટક ને circus તો હવે જોવા મળતાં જ નથી. ભાગ્યે જ અમુક ગામડાઓ માં circus હોય ને ભાગ્યે જ અમુક ગામડાઓ માં જ નાટક નું રચાતા હોય છે entertainment ના સાધનો અત્યારે બોવ માણસો ઉપર ખતરનાક રીતે પણ સાબિત થઈ શકે છે કેમ કે થોડાક ક્ષણ માટે તમ ને સારું લાગે, પણ પછી તમારે નુકસાન પણ કરી રહ્યા છે કેમ કે લોકોને એટલે જ કહું છું કે બાળકો ને બહાર જવા નું વધારે કેવું જોઈએ કેમ કે outdoor games રમે તો એ વધારે સારું એના માટે મન પ્રફુલ્લિત રહે થોડું fresh રહીએ આપડે એટલે મનોરંજન માટે આપણે કઈક ને કઈક તો કરતુ જ રેહવું જોઈએ, કઈ ને કઈ activity કરતુ રહેવું જોઈએ જેની સાથે આપણે entertain રહીએ. entertainment કઈ ને કઈ activity કરીયે તો આપણે ખુશ રહીએ આપડું થકાન દૂર થાય એટલે ખાલી TV છે કે mobile phone છે આહ computer છે એના દ્વારા આપણે entertainment નથી થઈ શકતા. આપણે outdoor game રમ વી જોઈએ. આપણે બીજી કોઈ આહ Waste માંથી best બનાવ વું કઈક ને કઈક નવું શીખવું એવી રીતે પણ આપણે મનોરંજન ના એવું રીતે પણ આપણે સાધનો શોધવા જોઈએ એટલે ખાલી આહ આ આધુનિક આપણે Electronic જે છે એના સાધનો દ્વારા જ આપણે મનોરંજન આપણે મેળવી શકે જરૂરી નથી એમ અત્યારે મારો કહેવા નો ઉદ્દેશ આ છે entertainment પર કે આહ આપડે fresh થવા માટે આપણે કઈક નવું કરવા માટે આપણે થકાન દૂર કરવા માટે આપણે એવું પણ કોઈ games રમીએ કોઈ એવી રીતે પણ કરી ને આપણે કરી શકીએ છીએ, પણ એની સાથે સાથે આપડે આહ આપડે

તે ઓ સોળસો ચુમોતેર દરમ્યાન ભારત માં મુગલ સામ્રાજ્ય હતું પર્વત્રીય પ્રદેશ માં ઉપયોગો ગીરીલા એટલે કે ચપ માર નીતિ નો ખુબ ચાતરું થી ઉપાયો કરી ને શિવાજી એ મુગલ અને મરાઠા પ્રદેશ જીતી લીધો હતો જેમાં ખાસ એક મહારાષ્ટ અને ગુજરાત તેમની એક વીર પુરુષ તરીકે તેમની ઘરણા થાય છે અને ગણી દંત કથા અને લોક કથા માં પણ તેઓ પ્રચલિત છે. શિવ જીની અ શિવાજી નો જન્મ શિવનેરી કિલ્લા માં થયો હતો આહ શિવાજી ની કુટુંબ ની માહિતી શિવાજી ની ના પુરાવજો મરાઠા જાતી ના ભોશલે વંશ ના હતા અને તે ગામો ના મુખ્ય હતા તેઓ પણ ઓળખાતા હતા મુગલો અને નિજમ સ્કાઈ લડાઈ વચે સુબેદાર રહી ને ભોશલે પરિવાર પૈસાદાર શક્તિશાળી બન્યો હતો શિવાજી ના પિતા શાહુજી અને તેમના પિતા યુદ્ધ દરમિયાન તે દરમીયાન યુવાનીમાં મૃત્યુ પછી તે તેમના કાકા ને ત્યાં મોટા થયા હતા લઘુ જી જાદવ ની પુત્રી જીજાબાઇ સાથે શાહજી ના લગ્ન થયા હતા ત્યાં રાજ્ય કરતા શાહ ને લગ્ન માં હાજરી આપી હતી પોતાના પૂર્વજો ના જેમ જ શહા જી પણ મુગલ યુદ્ધ ના ખેલાડી હતા નિજામ શાહ ના વજીર માલિક અંબર સાથે રહી ને તેમને મુગલ શૈન્ય સખત આપી પ્રાપ્ત કરેલુ પરંતુ આમાં જે પરીસ્તીથી ફાટી શાહજી નિઝામ શાહ ને છોડી બીજાપુર આદીલ શાહ સાથે જોડાઈ ગયા હતા આદીલ શાહ ને તેમને સોર્ય વસ્ત નો ખિતાબ આપેલો સમ્રાટ શાહજહાં ને ત્યાં જયારે ફરી થી નિઝામ પર ચડાયી કરી ને ત્યાર થી શાહ ની નીજામે મદદ કરવા પોકી ગય્યા હતા શિવાજી નું બાળપણ શિવાજી નો જન્મ માં સમય માટે ગણાય વાદ વિવાદ છે ઓગણીસ february કે છ april કે દસ april તેમનો જન્મ દિવસ મનાય છે પુણે થી સાઈઠ કિલોમીટર અને મુંબઈ થી સો કિલોમીટર શીવ નેર કિલ્લા માં એમનો જન્મ થયો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

આવી પરીસ્થીતી માં શિવાજી એ મંદિર સોળસો ચુમાલીસ માં જે એક પ્રતીગ્ય્ના લીધે લી આજે એ પુણે માં લાલ મહેલ બંધાવી આપ્યો હતો રાજચિહ્ન પણ બનાવી ને શિવાજી એ બનાવી આપ્યું હતુ લખ્યું હતું આ શાહ જી ના પુત્ર શિવાજી નું રાજ ચિહ્ન છે જે લોક કલ્યાણ માટે કે બીજા તંત્ર ની માર્ફ્ક વધ શે

સોળસો ચોસાટ માં શત્રપતી મહારાજ અને અન્યચાંસ એક મુગલ સુબેદવાર હતો એ તેમની વચ્ચે સુરત શહેર જે ગુજરાત નું નજીક માં આવ્યું જેમાં શિવાજી ને હરાવ્યું

એનાયત ખાન સાથે લડાઈ એનાયત આદીલ શાહ નો સુબેદાર હતો જેને આદીલ શાહ ની માતા ને શિવાજી નું માથું આપવાનું માથું લાવા નું વચન આપ્યું હતું શિવાજી એ મંદિર પર ના તોર ના કિલ્લા માં રહેલા અને તોરના દેવી ને મુક્ત કરવાની પ્રતીગ્ય્ના લીધેલી શિવજીએ બહુરુઓ પીર જોડે જાય ને અતિયત ખાન ને મારી ને તોરના કિલ્લા માં જાય તોરના દેવી ની નવરાત્રી મનાવી અને લો લોકો ને એનાયત ખાન ના અત્યાચાર માં થી મુક્ત કરીયા મુગલો સામે ની લડાઈ રાજેસ્થાન ભૂગોળ પ્રદેશો જીતવાનું પ્રયાસ કરતા ઓરંગઝેબ શિવાજી ને કડક શિક્ષા કરવા સહી સ્થાન ને વિશાલ સેન્ય ને સાથે મોકલીયો સહી ખાન ને હેમંત નગર થી વિજય કુંજ કરી ને પુના નો કિલ્લો જીતી લીધો અને તેના પુત્ર ને લશ્કરે મારી નાખ્યો સિહગઢ ની લડાઈ આ લડાઈ માં કોડન નો કિલ્લો જીત્યો હતો જેમાં શિવાજી ના સેનાપતિ નું મૃત્યુ થયું હતું તાનાજી તેમના ખાસ મિત્ર પણ હતા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 મેળવા ત્યાર ચાર april સોળસો માં શિવાજી નું દેહાંત થયું હતું મરાઠા સામ્રાજ્ય મરાઠા સામ્રાજ્ય હતું આમ દક્ષીણ એશિયા માં એક સામ્રાજ્ય વાદ શક્તિ હતીં આ સોળ સો ચુમોતેર થી અઠારસો દરમિયાન અસ્તિત્વ માં રહી મરાઠા સામ્રાજ નો પાયો સોળ સો ચુમોતેર માં નાખ્યો હતો અમને ગણા વર્ષો સુધિઓ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 શાસકો ની સૂચી કન્ટ્ર છત્રપતિ શિવાજી છત્રપતિ શામ્બાજી છત્રપતિ રાજારામ મહારાણી તારાબાઈ છત્રપતિ શાહુ ઉર્ફે શિવાજી બીજા અને છત્રપતિ શિવાજી ના દીકરા હતા છત્રપતિ રાજારામ શત્રપતી રાજા અને મહારાણી તારાબાઈ ના પોત્ર હતા કોલાપુર વંશ રાની તારાબાઈ શિવાજી બીજા શિવાજી ત્રીજા રાજારામ પહેલા જેમનો શાસન કાળ હતો અઢારસો છાસઠ થી અઢારસો સીતેર શિવાજી પાંચમાં ત્યાં થી બીજા નો શાસન કાઢો તો આજે આહ શાસન કાળ હતો એ ઓગણીસ સો સુડતાલીસ થી ઓગણીસ સો ઓગણ પચાસ મરાઠા સામ્રાજ્ય એ ભારત ના એતિહાસિક સબંધ ધરાવે છે શિવાજી ના શેન્ય હતા અનેક મુગલ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

મુગલો વિરુધ થયેલી લડાઈ દરમિયાન કરવામાં આવ્યા હતા આ સૈનિક માંથી ગણાય શિવાજી મહારાજ માટે યુદ્ધ માં પોતાનું જીવન પણ આપી દીધું હતું અને તેમને નેવી ના પ્રમોખ બનાવા માં આવ્યા હતા છત્રપતી

yes ભાઈ મુ એ મજામાં છુ તું બોલ કેમ છે? કઈ ની ભાઈ તને તો ખબર જ છે મારે project complete કરવાનો છે તો એ કરી રહયો છું કઈ વઘારે જાણકારી લાવિયો છે આપના electronic world વિષે.

AI ની વાત કરી છે ને એના વિશે મેં detail માં વાંચ્યું હતું એ કેતા જ કે open AI કરીને જે આજકાલ artificial intelligence માં કામ કરે છે અને એમાં એક function છે chet gpt કરીને તો એમાં આપણે આ તેને કહી પન પ્રશ્ન પૂછીએ ત્યારે આપડ હેને second ઓ માં જવાબ આપી દે છે કેમકે આજ દુનિયાનો કોઈ પણ પ્રશ્ન પૂછી લે તો એ ના જોડે તેના પન પણ જવાબ મળી જાય છે તને તો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 અરે હા આતો તે બહુ સરસ વાત કરી આવું તો મેં કયારે જોયું જ નથી મને લાગે છે કે AI વિશે મારે લખવું જોઈએ કેમકે AI એ મસ્ત વસ્તુ છે જેમકે જો અત્યારે કોઈ robot બને છે તો તેના પર artificial intelligence એટલે કે કુત્રિમ બુઘ્ધિ તેનો ઉપયોગ કરવા માં આવે છે કે તેને મનુષ્ય જેવું વર્તણુક કરવા હાવ ભાવ કરવા વિજ્ઞાનીકો એ પણ શોઘી રહ્યા છે તે માણસો તેજે પોતાના Right step ને આપવા તૈયાર હોય છે કે જેના emotion કે તેના વર્તણુક તો વિજ્ઞાનીકો તે પન ખરીદી રહ્યા છે AI તો એક આવનારા ભવિષ્ય માટે બહુ સારી વસ્તુ છે તે કીઘુ ને કોઈ પન એક minute માં આપણને information મળી જાય એ તું જો electronic machine કે electronic world જેમ કે google social media આબઘુ સુ છે કે google પન એક platform છે ત્યાં આપણ ને દુનિયા ની દરેક માહિતી મળી જાય છે પેહલા સુ કરવું પડતું હતું કે library માં જવું પડતું પુસ્તકો વાંચવા પડતા અને information મળે કે ના પન મલે તેના લગતી પન હવે તું એવું રહયુ નથી હવે ખાલી information શોઘવા માટે એક click નું button કરો ને ગણતરી ના secondo માં તમારી પાસે information આવી જાય છે હા ભાઈ તેને આજ કાલ બઘા online study નું ક્યાં offline study નું કામ online study એ લઈ લીઘુ છે તો લોકો ઘરે બેઠા બેઠા ભણે છે કે બઘુ online થઈ ગયું છે એટલા માટે electronic યુગ એ આજકાલ બઘા ને બહુ ઉપયોગી થાય છે હા એતો છે જ ને એ તો ઉપયોગી થાય છે પન લોકો એનો દુર ઉપયોગ પણ કરી રહ્યા છે જેમ કે એમ એમ ફરી રહ્યા છે તેના સામે ટાઈમ વિતાવી રહ્યા છે હવે તું જો પેલા કેવું હતું કે bank માં જવું પડતું લોકોને પોતાના પૈસા નીકળવા પન હવે

હા ભાઈ UPI જે નું પૂરું નામ છે Unified payment interface કે આપડે તેના વડે online વવ્યહારો કરી શકીએ છીએ કોઈ ભી ને online payment કરી શકીએ છીએ દરેક ને એના માટે UPI id હોય છે એ નો number એટઘરેટ કરીને હોય છે કઈ એના પરથી આપણે તેનો number લખી ને તેને online payment કરી શકીએ છીએ અને તેના પર massage પડી જાય છે તમારા માં આટલા પૈસા receive થઇ ગયા છે હા આતો ખુબ સારી વસ્તુ છે મેં તમને કહ્યું ને બઘુ electronic પર થયું છે તમે કઈ દુકાને જાઉં અને તારી પાસે પૈસા નથી રોકડા તમે online payment કરી સકો છે બસ એક APP ના માઘ્યમ થી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 તમને Grinder એનાથી કોઈ પન વસ્તુ દળી નાખે છે તેરીતે ઘરઘંટી પેલા તો હાથ થી બનાવું પડતું હતું બઘુ પન હવે એ રહ્યું નથી કેમકે તમારી કોઈ વસ્તુ મોડા ઘરે તમારી વસ્તુ ગરમ રહે છે

હા ભાઈ જેમકે તે ઘંટી ની વાત કરી તો પેલાના લોકો હાથે થી દળતા અને હવે તો તું જોવે તો electronic ઘંટી આવી ગયી છે ઘરે બેઠા બેઠા સીધું એક switch માં જ દયનું દળી સકે છે ને અને પોતાનું કામ જડપથી કરી સકે છે

શું હોય છે લોકો મફતમાં આપી દેતા હોય છે કે લઈ જાઉં દુઘ તો છે વઘારે પ્રીજરવ છો તો બગડી જશે અથવા દહીં બની જશે પન હવે દુનિયા બદલાય છે machine આવી ગયા છે electronic યુગ આવી રહ્યો છે તો શું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 હા ભાઈજો ને કે પેલા ઋતુ પ્રમાણે સાઘનો નાતા પન હવે ઋતુ પ્રમાણે સાઘનો બનાવી દીઘા electronic જેમકે ઉનાળા માટે લોકો AC બનાવી દીઘી અને શિયાળા માટે હીટર બનાવી દીઘું like sunset હા અને તે તો છે જ અને સાથે સાથે machine નો ઉપયોગ તો બઘે થઈ રહ્યો છે જેમકે ગાય ને દોવી હોય તો પન machine નો ઉપયોગ પેલા કેવું હતું કે લોકો બોર બનાવતા કે કુવા માંથી પાણી કાઢતા પન હવે તો ખેડૂત ભલે અમદાવાદ બેઠો હોય પન તે પાલનપુર નું પોતાના ખેતર monitar કરી સકે છે કે ત્યાં પાણી આવે છે તે મોટર પોતાના phone ની કિલપ દ્રારા ચાલુ કરી સકે છે ફુવારા ને control કરી સકે છે અને બઘુ નિયંત્રિત કરી સકે છે જેમકે સીસીટીવી કેમેરા જોયી લો હું તમને કેટલા કેમેરા ઇન્સ્ટોલ કરી દઉ છું ક્યાં સુ થઈ રહ્યું છે ક્યાં જેમકે લુંટ ફાટશે તો પન તે સીસીટીવી ના અંદર આવી જાય છે અને દુનિયા ના ખુના ગમે ત્યાં જોયી શકો છો

પછી કોઈ ચોર વોર ચોરી કરે તો તેને આપડે શોઘી શકીએ એ કે કોણ હતું કે કોણ ન હતું એમ હા આ વાત તે બિલકુલ સાચી કીઘી પાર્થ અને એમાં આગળ જોઈએ તો dronedrone technology અત્યાર ની સૌથી latest technology છે કે તેમાં એક Drone હોય છે જે ઉડે છે જે હવા માં જઈને વિડીયો સુટીંગ કરી સકે છે અને સનરક્ષણ ક્ષેત્રે પન કેટલાયે આત્યાર્ઘી મશીનો છે જે Drone technology તેના થી શુ થાય કે અમ

હા જેમકે આ zomato અને પછી amazonflipkart લોકો બાઈક વડે પોતાના મુસાફરી કરીને લોકો ને પાર્સલ મોકલાવે છે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 આ electronic સાઘનો થી તું મને detail માં કઈ વસ્તુ જણાવી સકે છે મને હું પન તે જાણું હું પન બઘા ને જણાવી સકું હા તો કહ્યું કે electronic world અત્યારે કેટલાક અત્યાધુનિક machino આવી ગયા છે જેમકે તમારે લાઈટ હોય પેલા કેવું હતું કે લાઈટ થી અંદર વોલ્ટેજ માં ફેરફાર થાય તમારા ઘર ને નુકસાન થતું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 તેજ દ્રારા એક વાર બેટરી ચાર્જ કરીદો તે બેર ફૂકતા નથી તે polluion પન કરતા નથી અને ડીજલ engine નો ઉપયોગ કરતા નથી અને આ ફેરફારો આવી રહ્યા છે electronic યુગ માં એ રીતે જોતા ખુબ સારા છે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 અને એના સાથે સાથે પન જોવા લીએ ને કે એક train આવી તી જે કે electronic થી ચાલે છે જાપાને તો આની ટ્રાયલ સફળતા પૂર્વક પૂરી કરી દીઘી હતી અને જે વિશાલ technology હોય છે અત્યાધુનિક machino અંદર્દુનીક ક્ષેત્રે વઘુ વાપરવામાં આવે છે જેમકે લોકર system ગોદરેજ વાળા ગોદરેજ company છે તેમને એક લોકર સીસ્ટમ બનાવે છે જે તમારા fingarprint અને eye આંખો હોય છે તેને સ્કેન કરીને તમારું લોક ખોલે છે તે બીજા દર લોક ખુલી જ ના સકે હા ભાઈ જાપાન જો ને technology ખુબ આગળ નીકળી ગયી છે જેમકે આજકાલ જાપાનનો નાનો છોકરો પન calculator બનાવી નાખે છે ચોથ પંચવામાં ભણતો હોય તોયે જાપાન technology બાબત માં ખુબ આગળ નીકળી ગયું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

હા હા મેં સાંભળું છે ને પન આ મને એટલી બઘી હેરાની મને નથી એના વિશે તો શું હૂતો ઘણું બઘુ જાણું છું કે robot કઈ રીતે કામ કરે છે robot ના સિદ્દાંત શું હોય છે કયા ક્યા robot કયા કયા નામે છે હવે તો સંસંદ leading પન કરી રહયુ છે ત્યાં ના દેશ માં

ઘણા અંશે આગળ પહોચ સે technology માં ફેરફાર થઈ રહ્યા છે robot નો યુગ છે આવનારા સૌ વર્ષોમાં

હા હા ઘણા છે જેમકે electronic સગળી જેના વડે પેહલા તો અમે ચુલા માં રોટલી બનાવતા electronic સગળી આવના કારણે હવે એના પર જ રોટલી બનાવી એ છીએ અને એમાં એલપીજી ગેસ મંગાવતો પડતો તેનાથી આમારો ખર્ચો બચી જાય છે હા અને તમારા ઘરમાં પેલું એક oven છે હા છે ને ભાઈ oven ભી છે ઓવન સુ કામ પડે મને oven વિશે કોઈ જાણકારી જ નથી

હા મારા ઘરે LCD ટીવી છે જે ના પન જોતા હોય છે મેચ

નામ નથી યાદ આવતું હાલ પન એ વસ્તુ બગડી હતી પછી તેને ફેકી દીઘી હતી હા એવી ઘણી વસ્તુ જે બગડી ગયી અમુક water proof સાઘનો પન આવે છે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

તમે પોતનું ઘર બનાવશો તે પન તે folding થઈ સક્સે એવી દીવાલો બની જશે કે folding થશે કે bed folding હોય અને એના સિવાય મસ્ત technology વિશે જાણયુ છે કે એવી technology આવી રહી છે જાયારે ભૂકંપ આવશે પોતાના ઘર અપ ઉચું કરી દેશે અને જે machine કરે છે જેમકે જ્યાં ખાણ હોય છે કે કોલસા ની factory હોય છે કે ત્યાં પન એવા machine આવી રહ્યા છે જ્યાં labour work હોયજ ની તે એના થી મોટી impact કરશે લોકો ના રોજગાર પર હમણાજ facebook અને મોટી મોટી company ઓ એ લોકો ને નોકરી માંથી કાઢી મુક્યા છે કેમકે ત્યાં બઘુ કામ robot કરી રહ્યા છે હા મેં સાંભળ્યું હતું અને મેં twitter વિશે સંભ્લુય હતું તેના અંદર એક CA આવિયા અને તેમાંથી બઘા ભારતી ઔ ને કાઢી દીઘા

હાએ તો છે જ ને બઘુ થઈ રહ્યું છે એ driver less કાર હોય તો driver ની નોકરી જતી કોઈ સેવા કરવાની robot ના કારને લોકો ની સેવા જતી રે તેમ આ રીતે દુનિયા આગળ વઘી રહીં છે અને વઘતી રેહશે પન મને લાગે છે આપડે પન alternetive યુજ સોઘી લેવા પડશે કે જેવો આપડે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 તે મન લાગે કામ કરાવું આપડી awareness ફેલાવી જોઈએ project બનાવવા જોઈએ PDF બનાવવી જોઈએ અને profeser જોડે વાત કરી એને વેશ્વિક સ્તરે મુકવી જોઈએ અને પોતાના idea પન share કરવા જોઈએ startup હોય છે startup ને લઈને gorvenment પ્રોસાહન આપે છે હા ભાઈ આ electronic યુગ ખુબ આગળ વઘી રહ્યો છે પન માણસ થી તો આગળ ની વઘી સકે કેમકે કેમકે માણસે જ આ electronic યુગ બનાવીયો છે એને માણસ કરતા આગળ વાઘાવમાં બહુ જ વાર લાગશે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

okay bye સમય માં તમે ભારત એન પાસે થઇ ને પસાર થયા હતા તમે લોકો એ વિસ્તાર માં ગયા હતા તો મને બોલાવ્યો કેમ નહીં અહી જંગલ માં કોઈ ઓળખે તો અવાજ કાને પડે એવું બનતું જ નથી મને કોઈએ બોલાવ્યો જ નહિ સુનેરી નાં તમને જોઈ ને કોઈક બોલતા અટકી ગયું નરેન મારા જેવા સધર માણસ ને તારી આ ગોપિત વાણી નહિ સમજાય સનોરી લો આ સમાચાર વાંચો લો એમાં ફોટો છે અને સમમાચાર તમારા માટે જ આવ્યા છે બધા પર્વતારોહ ઓ જાણે છે બીજી હુમલા માંથી થયેલા સુરતી કુટુંબ ને બચાવ્યું નાં હતું કનોજ અહી નાં રીંછ ની નરેન ભાઈ જાણતા જ હશે નરેન હા એ ભાન ભક્ષી નથી હોતા માણસ ને જોઈ ને જન જૂની પ્રતિકાર કરે છે એમના હાથ નાં પંજા ઓ આપડા મોં પર પડી જાય મોં માં વાગી જતા ભારે જોખમ અને મુજબ સોભાગ્યત બચત આઠ આઠ દશ વર્ષ માં બે બાળકો સાથે નીકળનાર એક કુટુંબ ને ધન્ય છે કાન કદાચ રસ્તો ભૂલ્યા હશે અથવા અમારું ટુકડી ને દુર થી જોઈ ને ટૂંકો રસ્તો લઇ હશે એમને ખબર હતી કે અહી કોટ તરીકે સેવા ઓ આપવા માં અહે એમ સુરત ના છે મહેસા મનીષા દેસાઈ ત્યારે મનીષા સુરત ખેર જે હોય તે સારું થયું આ સમાચાર છપાયા તેથી લોકો સાંભળી ને ફરી ને સલોની આમાં પણ તમને સુકાશું રોમાંચક નહી લાગ્યું નરેન તું કેમ આજે આટલું બધું આટલી રીતે પૂછે છે એમ કે હું પુછુ છું કે બધું આને એને કઈક તમે આવા શુષ્ક ક્યારથી થઇ ગયા મમ્મી તો કહેતી હતી કે મામા નાં નરેન ભાઈ મોટા કવિ થશે કહી પાછળ તમે ગાંડા હતા તે બી વર્ષ ની તાલીમ લીધી હતી નરેન એમાં તત્વં શું છે પણ મારી રીતે કહું તો હું માનવ હૃદય ના સોંદર્ય પાછળ ગાંડો હતો શકુશી એની બાહ્ય છબી હતી પણ જીવન માં એક અણધારી ક્ષણ આવી ઊંડો આપઘાત ધાર્યું કહે મૂળ વસ્તુ ગુમાવ્યા પછી એની બાહ્ય છબી નો આ પર એટલો મહિમા નહે રહે હું માત્ર છ નોકરી કરું છું અલગન નિષ્ઠા થી સલોની તમે લગ્ન ના બધા માં આઘા કેમ પાછા થયેલો છું એટલા માટે કે મનીષા દેસાઈ નામ ની એક્નામની ને નાજુક કન્યા પર તમે કવિતાઓ લખતા હોય એમ લગ્ન એ નાં પાડી નરેન એ લમની અને નાજુક હતી એ ખરું પણ એના પર કવિતા નહતો લખતો હું એને જ કવિતા માનતો હતો અને બીજું એને એ નાં પાડી ખેર એમ માર્ગ કન્યા નું નામ મનીષા હતું અટક દેસાઈ અને ગામ સુરત હતું તેથી આ ખાડતર અને નિર્ભર કન્યા ને હું મારા પૂર્વજ ની મનીષા માની લઉં હવે તો એની અટક પણ બદલાઈ ગઈ છે નરેન અને નાં બદલાઈ હોય તો જે વ્યક્તિ નાજુક અને નમણું હોય એ જ ખડતર અનીર્ભર નાં થઇ શકે